એના કિનારા ઉપર ત્રણ બતકો અહ ખાઈ રહી છે અને ફરી રહી છે.

આની દિવાલ ઉપર અલગ અલગ પ્રકારની કેક ના ફોટા ઓ લાગેલા છે.

એના ઉપર વૃક્ષોને કાપીને એના થડ ને લઈ જવાઈ રહ્યા છે.

દ્રશ્ય પહાડ ઉપરથી ઉભા રહીને લીધેલું હોય તેવું લાગી રહ્યું છે.

શ્રીરામ ભજીયાવાલાની લારીના ઉપરનું બોર્ડ દેખાય રહ્યું છે.

કઈ-કઈ પ્રકારના વડાપાવ ને કઈ કઈ અનેક બીજી વસ્તુ અહીંયા મળે તેનું પણ આખું વર્ણન કરેલ છે.

આ ચિત્ર અહીંથી જોતા એવું લાગે છે કે જાણે દૂર એક લીલા રંગનું ગાલીચો પાથરવામાં આવ્યો હોય.

ખરેખર આ ગાલીચો નથી આ એક ઘાસનું મેદાન છે.

આ ચીત્રમાં બે બસ ઉભેલી દેખાય છે જેના પાછળ એક માંચળા ઉપર બે પાણીની ટાંકીઓ છે.

અને આગળ અને પાછળ સ્પોર્ટ શૂઝ તથા અન્ય સામાન મૂકવામાં આવેલો છે.

આના અંદર પાછળ બાવળના ઝાડ છે અને ત્રણ ગધેડાઓ ત્યાંથી પસાર થઈ રહ્યા હોય છે તેવું દ્રશ્યમાન થાય છે.